જેની અંદર કોકા-કોલા પછી અને ઘણા બધા ફૂડ ની સામાન જેવી દેખાય રહીએ અને તેમાં એક દુકાનદાર તેનો વ્યવસાય કરે છે.

વિળાવેલી છે ઉપરની પાછળની બાજુ ઘણા બધા કપડા દેખાઈ રહીયા છે અને સાઈડ માં એક ટોપ ટિંગાઈ રહ્યા છે ઘણા બધા.

આ એક સરસ મજાની લોન્ડ્રી ની દુકાન છે જેની અંદર ઘણી બધી વોસીંગ આ દુકાને જોઈને લાગે છે કે આમાં ઘણા બધા ગ્રાહક આવતા હશે.

આ એક મીઠાઈની દુકાન લાગે છે જેની અંદર ઘણી બધી મીઠાઈ છે ને નીચેની બાજુ એક--

ફેમિલી માટે અને કપલ્સ માટે હોય એવું જોઈને લાગી રહ્યું છે આ હોટલ બોજ ખૂબજ સુંદર છે હોટલ માં--

આ એક ખાવાનો મોલ જેવું લાગી રહ્યું છે ને આ મોલ ની અંદર ઘણી બધી ફૂડ આઈટમ છે એવું પણ દેખાય આવે છે અને આ મોલ ખુબ જ સુંદર છે.

સેન્ટર જેવુ બોર્ડ મારેલા છે અને બાજુમાં આ ડોક્ટર નુ નામ અને એડ્રેસ લખેલુ છે ડોક્ટર નુ નામ--

આ કામચા કર્મચારીઓને સમજાવે છે કે બિલ્ડીંગ કેવી રીતના બનાવાની છે અને--

અહીં ક્યાં જગ્યે કઈ જગ્યાએ કઈ વસ્તુની હું બનવાનું છે તે પણ સમજાવે છે એવું જોઈને લાગે છે.

બેટ અને ઘણી બધી સામગ્રીઓ વેચાતી હયસે એવુ જોઈને લાગે છે.

માણસો ફોન ને જોઈને ટાઇમ પાસ કરે છે એવું લાગે છે.

અને બાજુમાં એક પાણીનો પરબ છે એ પણ દેખાય રહ્યુ છે.

જે બોવ મોટ જે ખુબ મોટા છે અને આ જીમ ખુબ મોટુ છે.